તેના હાથમાં મહેંદી પાડેલી છે પાઠમાં ચોરી પહેરેલી છે અને તેને હાથથી દુપટ્ટા ને પકડેલો છે.

એક દુકાન જેવી છે તેમાં ફોન ના વેચાણ કે સીમકાર્ડ નું વેચાણ થાતું છે.

ને વી સેપ અગાડેથી આપેલો છે તેને અગાડી દાદર મુકેલા છે અને દાદરની આજુબાજુ નાલ્લા નાલ્લા છોડવા રોપેલા છે.

અને બારીઓ પર એંગલ લગાવેલી છે જવા માટે સ્ટીલની લ આગરી લગાવેલી છે.

જેમ કે કઠોર મધ અને બીજે બોટલમાં અન્ય ઘણા બધા પ્રદાર્થ મુકેલા છે.

ઘણા વ્યક્તિઓ તા સાંભે ફોટો પડાવી રહ્યા છે અને એક વ્યક્તિ રસ્તામાં સાઈડ પર છે.

સાઈડ પર ઘણા બધા ગ્રીન કલર ના વૃક્ષો છે નદી મોટી છે ઘણી.

એક ટેબલ દેખાઈ રહ્યુ છે અને ટેબલ પર બ્લુ કલર નું પટ્ટો લગાવેલો છે.

કેમકે પિન્ક કલર માં નાના નાના બોક્સ દેખાતા છે એક રેડ કલર નું ફ્લાવર જેવું દેખાતું છે.

અહીં એક વ્યક્તિ ટેબલ ઉપર રેડ કલર ની ખુરશીમાં બ્લુ કલર નો શર્ટ પહેરીને કઈ લખી રહ્યો છે.

એના હાથમાં પેન છે આજુબાજુ ઘણી રેડ કલર ની ખુરશીઓ મૂકેલી છે.

પછી આગળની સાઈટ એક બે ત્રણ વ્યક્તિ દેખાઈ રહ્યા છે અને બાજુની સાઈડ ડરવાજો દેખાઈ રહ્યો છે.